હમ હા એ જ ને

હા બીજી બધી યાદગાર જ છે.

હા નાચવાનો શોખ હા નાચવાનું છે જ ને એવું છે બરાબર મને પણ એવું જ છે નાચવાનો શોખ છે ગીત ગાવાના અને song સાંભળવાના.

હમ શાહિદકપૂર ઠીકઠાક છે.

અત્યારે જવાનું છે ગોવા ફરવાનું છે ત્યાં જોવાલાયક સ્થળ છે ત્યાં ત્યાં બધું છે જઈશું ભાઈબંધ સાથે program ગોઠવીશું હમ ગયો હતો એકવાર હું ગોવા પેલું નથી હમ દરિયો છે બઉ મોટો સમુદ્ર નથી ત્યાં છે.

હમ હમ હા

કાજુ નોને? હમ famous છે ત્યાંના પણ.

બસ બીજું શું સંભળાવું તમે કઈ સંભળાવો નવી જૂની વાતો છે.

નામની job બરાબર એ પણ સારું કહેવાય બસ બીજું કઈ હમ હા હમ ઠીક છે ચલો.

રિસમાના તો પ્રદાન કર્યું તે પ્રમાણે બીએસ તેમજ ઓગણીસો ચાર નેવી નામના american મનોવૈજ્ઞાનિકે મનોવિજ્ઞાનને પ્રક્રિયા ને વિસમતાઓને લીધે ભેટ આપી. ભારત અભિસંધાનમાં ભારતીય અભિસંધાન કરતા જુદી વિચાર કરવાની જોવા મળે છે પ્રાણી કોઈ પણ પ્રતિક્રિયા ના કરે તે છતાં કરે તેને પ્રબલન થાપ ખાય છે જ્યારે કારણ ભારત અભિસંધાન માં જે પોતે જાતે કોઈ ચોક્કસ પ્રતિક્રિયા કરે તો એની માત્ર તો જ એ પ્રબલન નો બની શકે છે આમ આ પ્રકારે પ્રાપ્ત થતા શિક્ષણમાં જાણીને કાળા વર્તન ઉપર ભાર મુકાતો હોવાથી તેને કારક વિસમતા કહેવાય છે. કહેવામાં આવે છે આ પ્રકારના અભિસંધાન પ્રાણી પ્રબલન મેળવવા માટે પ્રયોગ કરતા દ્વારા નક્કી કરેલ ચોક્કસ પ્રતિક્રિયા કરવી પડે છે આથી આ અભિસંધાન ને ક્રિયાત્મક અભિસંધાન તરીકે પણ ઓળખવામાં આવે છે જીવનના મત પ્રમાણે આ પ્રબલન માંથી જાણી કે માનવી ના વર્તન ને ઇચ્છિત આકાર આપી કરાય છે. આ માન્યતા ને પ્રાયોગિક ધોરણે ચોક્કસ થવા માટે તમને એક સમસ્યા પેટે ની રચના થ જે તરીકે ઓળખાય છે. આ વિશેષતા એ હતી કે તેઓ અન્ન ગુટિકા સંચક પેથી નેઅને પેટી ની નીચે ની તરફ આવેલા હાથમાં

અન્ય પાત્રમાં આવે છે સમસ્યા પેટીમાં એક ઊંચા ઉંદરને મુકવામાં આવે ઉંદરને એક શરૂઆતની પેટીમાંથી બહાર નીકળવાના ખૂબ જ પ્રયાસો કર્યા જેમાં પેટીમાં દોડાદોડ કરવી સમસ્યા પેટી ના સળિયા ઉપર પ્રહારો કરવા સળિયાને બચકા ભરવા જેથી સમાવેશ થતો હતો. આથી અન્ય ક્રિયાઓ દરમિયાન અચાનક તેમાં તેનાથી અન્ન ગુટિકા પ્રાપ્ત કરવાનો હતો દબાઈ ગય તો દબાઈ ગયો. અંદર આ એક યાંત્રિક રચનાની જે અપરિચિત ખબર હોવાથ પછી તેમણે અન્ય ગુટિકા પાત્રમાં અન્ય ગુટિકા સાથે તેઓ કોઇ જ ખ્યાલ ન હતો પરંતુ થોડા સમય પછી તેનું ધ્યાન અન્નગુટિકા તરફ જતા તેના અન્ન ગુટિકા આરોગી

એ સમસ્યા પેટીમાં મુકતા સમસ્યા પેટીમાંથી બહાર નીકળતા હોવાના વ્યર્થ પ્રયાસો શરૂ કર્યા દરમિયાન તેનાથી ફરી થી અચાનક હાથો દબાવી જવા થી અન્ન ગુટિકા પ્રાપ્ત થઈ પ્રથમ અન્ન ગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાની પંદર minute પછી પ્રાપ્ત થઈ હતી જ્યારે બીજી અન્ન ગુટિકા મૂક્યાની પાંત્રીસ minute એટલે પ્રથમ અન્ન ગુટિકા થયાના વીસ minute પછી પ્રાપ્ત થઈ ત્યારબાદ સુદ્તાલીશ munite એ ત્રીજી અન્ય ગુટિકા અને ચોથી અન્ય ગુટિકા મૂક્યા નહીં એક્કોતે minute પ્રાપ્ત થઈ. ચાર વાર હાથો દબાવવાથી પ્રતિક્રિયાઓને ઉંદર ઉંદરને સમૂહ પ્રાપ્ત થઈ ગયો આ તો દબાવવાથી અન્ન ગુટિકા પ્રાપ્ત થા છે ત્યારબાદ ઉંદર વારંવાર હાથો મળ્યું જે સ્પષ્ટ રીતે તેણે નિર્દેશ કરે છે આમાં સમસ્યા પેટીમાં પુરાયેલા ભૂખ્યા ઉંદરના સમસ્યા પેટીમાંથી બહાર નીકળવાના વ્યર્થ આ શુ કરતા કરતા હાથો દબાવી થવાથી તેને જેનાથી તેન પ્રતિક્રિયાઓને પ્રલંબન પ્રાપ્ત થયું અને પ્રબલન માળવાથી ઉંદરની પ્રતિક્રિયા તૂટી ગ તૂટી કરણ થયુ થોડીક કોઈ પણ શિક્ષણના વ્યધીકરણ માટે પ્રબલન જરૂરી છે પ્રબલાન એટલે કે શીખેલી શીખવામાં આવેલી પ્રતિક્રિયાને દર્દ કે બઢત બળવર્તન કરવાનું ઘટક સામાન્ય રીતે શાસ્ત્રીય અધિસંધાનમાં કુતરાના હાથી ખોરાક કે પ્રબલન તરીકેની ભૂમિકા ભજવે છે જ્યારે ક્રિયાત્મક અતિસંધાનમાં ઉંદરની હાથો દબાવવાથી પ્રતિક્રિયાને પ્રાપ્ત થતી અનુભૂતિ ઉંદરના શિક્ષણ માટે પ્રબલન બની રહે છે. પ્રબલન ના બે પ્રકારો છ વિધાયક પ્રબલન અને નિયમક પ્રબલન વિધાયક પ્રબલન તે પ્રબલન વિજયની શીખેલી પ્રતિક્રિયાને વારંવાર કરવા રહેલી.

સ્કીનર ના મુજબ આ પ્રતિકીયાને વારંવાર કરતા વધારવાનુ વધારો. મારું પ્રતિક્રિયા બહાર રજૂ કરાતું ઉદ્દીપક એટલે વિદ્યાપક પ્રબલન દાખલા તરીકે માતાની ગેરહાજરીમાં બાળક શાળાનું homework કરી લે તો માતા તેને chocolate આપે છે અહીં chocolate એ બાળક માટે વિધાયક પ્રબલન છે વિધેયક પ્રબલન સામાન્ય રીતે વિધાયક પ્રબલન ને આપણે પુરસ્કાર તરીકે ઓળખીએ ત એ પ્રબલન ને શિક્ષણ તરીકે ગણાવી શકાય છે પરંતુ સ્કીનરના મતે વિધાયક પ્રબલન ને શિક્ષણથી વિધાયક પ્રબલન એટલે પ્રતિક્રિયાની જમાડવાની ભાવના પુકારનારો અને પ્રતિક્રિયા બાદ દૂર કરાતું ઉદ્દીપક સારા કવિ ઉપ્દીપક ના સંધાનમાં પ્રયોગમાં ઉદયક પ્રબલન ઉપયોગ બાળક પ્રાણી કે વ્યક્તિની પ્રતિક્રિયા સંભાળવા ના વધારા વધારા માટે જ કરવામાં આવે છે જેના કારકો વિશે વિજયકના પ્રયોગોમાં સમસ્યા પેટીમાં હતો તેમાં આખી ઊંડી electric electric શોખથી રાહત છે ક એ તો ઉંદર આવ કષ્ટદાયક પરિસ્થિતિ માંથી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રતિક્રિયા કરે છે પ્રબલન વિધાયક હોય કે વિશેષ હોય તો તેની પ્રબલન ની કક્ષાએ જ મૂકી શકાય કે જ્યારે મૂકી શકાય કે સ અભિસંધાન ના પ્રયોગ માં સમસ્યા પેટીમાં આથો દબાવવાથી ઉંદર electric shock થી રાહત મેળવે છે તો ઉંદર આ કષ્ટદાયક હોય તેમાં થી મુક્તિ મેળવવા માટે વારંવાર હાથો દબાવવાની પ્રક્રિયા કર્યા કરે છે પ્રબલન વિધાયક હોય કે તેને પ્રબલન કક્ષાએ તો જ મૂકી શકાય કે જ્યારે તે પ્રબલન પ્રક્રિયાની સંભાવના પહેલા કરતા વધે છે ક્રિયાત્મક અભિસંધાન માં કિનારે અંદર પ્રબલન નું કદ બે પ્રબલન વચ્ચે નો સમયગાળો પહેલાથી પ્રબલન વગેરેમાં જડતા લાવી અતિસંધાનમાં અસરકારકતા હોય તારણો તારવ્યા છે. શીખેની પ્રતિક્રિયાની લોકતા એટલે વિકલન અધિસંધિત રહેલ પ્રતિક્રિયા વારંવાર કરે છતાં પણ તેની પ્રબલન માં આપવાનું ઘર બંધ કરવાના આવે તો તે શીખેલી પ્રતિક્રિયા આપવાનું બંધ કરે છે જેને વિકલન કહેવાય છે પ્રાણી ને વિકલન નું શિક્ષણ આપવા માટે એકવાર સંપૂર્ણપણે પણે અભિસંધાન નું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ પણે પ્રાયોગિક પરિસ્થિતિ માં મથ્યા પછી ચોક્કસ ઉપ્દીપ્ક માટે પ્રતિક્રિયા કરે તેમ છતાં તેનું ઘણા બધા પ્રયત્નોમાં સફળ પ્રબલન આપવા માં ના આવે તો પ્રાણી માં તે પ્રતિક્રિયા ઓ માં દર ધીમે ધીમે ઘટતું જઈને જઈને છોડ તે પ્રતિક્રિયા નો સંદર્ભ અપાર જોવા મળે છે વિકલનના અતિસંધાનમાં ઘટાડો થઈ લુપ્ત થઈ જાય છે અને વાત કરે શિક્ષણની વિકલન થાય છે. ચિનાર પેટીમાં ઉંદર એક વાર આખો દબાઈ અહીંયા અન્ન પુટિકા મેળવવાનું શિક્ષણ પ્રાપ્ત કરી લે ત્યારબાદ તે પ્રતિક્રિયા કરી છતાં તેને અન્ન ગુટિકા આપવામાં ના આવે આવું વારંવાર કરવામાં આવી. તે ધીરે ધીરે ઉંદરમાં કામ કરવાની પ્રતિક્રિયા ઓછી થઈ જાય છે અને છેવટે ઉંદર પ્રતિક્રિયા આપવાની બંધ કરી દે છે જેને ઉંદરમાં શીખેલી શિક્ષણનું ઉત્કલન થયું કહેવાય.

ના પ્રયોગમાં ઉદ્દીપક નું સામાન્યકરણ થઈ શકતું નથી કારણ કે કારક અધિસંધાનમાં સમગ્ર અસ્તિત્વ પેટીએ જ ઉદ્દીપકની છે જોકે

તે પહેલા હું મને અહીં આવવાનું આમંત્રણ કઈ રીતે મળેલું તે કહેવા માગું છું તેમના ખિસ્સામાંથી એક letter કાઢીને table પર મૂક્યો અને આ કહ્યું કે આ letter માંથી

ના દેશમાં ગયેલી આ later જાણે constant છે. લખ્યું હોય એ જ time માં લખાય છે. એ જેવી જ રીતે લખે છે તેવી જ અસર ભાષામાં મને અહીં જ તેની સાથે સમય ગાળવા ગાળવા આવવાનું લખ્યું છે. યજમાન કપાલ વિશે કપલ વિશે પણ જરા પણ ખબર ન પડે તે રીતે લખેલ છે. હા હું એટલે જણાવું છું કે અને પછીની વાત સાચી છે કે સંબંધ છે જે કોઈપણ વ્યક્તિએ આપણને અહીં આમંત્રણ આપીને બોલાવ્યા છે તે કાં તો આપણા બધા વિષય ઘણું બધું જાણે છે અથવા તેને આ જાણવા માટે પ્રયત્નો કર્યા છે ને મારી અને constant ની મૈત્રી વિશે જાણકારી છે તેને ખબર છે કે constant એ કઈ type થી letter લખે છે તે doctor આમ સ્ટ્રોંગના સાથીદાર વિશે જાણે છે એટલું જ નહીં સાથીદારો અત્યારે ક્યાં છે તેની માહિતી પણ તેમની પાસે છે તેને master ના મિત્રનો ભુલામણું નામ ખબર છે અને તે મિત્ર મિત્ર master ને કેવા પ્રકારના telegram telegram મોકલે છે તેનો પણ ખ્યાલ છે અને ત્યાં તેમને કેવા પ્રકારના માણસો મળ્યા એની માહિતી આની પાસે છે. general maker ના જુના સાથીદારો કોણ છે એ વ્યક્તિ જાણે છે થોડું અટકીને જજ બોલ્યા તે ઘણું જાણે છે એની પાસે આપણા બધા વિશે જે માહિતી છે તેના આધારે આપણા બધા ઉપર ધોધમાર નામુ મૂક્યું છે.

પીન્ટની કોડ ભરી આવાજમાં બોલ્યો એ મૂરખને શું જોઈએ છે? કાંઈ ખબર પડતી નથી જજ વારે ઘોડે હાથ ઊંચો કર્યો એટલે બધા શાંત થઈ ગયા વારે ઘોડે વધારે કા શબ્દ પર ભાર મુકતા કહ્યું મારા ઉપર Edward centre ની હત્યા કર્યાનું મેં દહમત છે તેના માટે ચોખવટ કરવી છે. Setrol મને બરાબર યાદ છે એનો case મારી આગળ આવેલો તેના ઉપર કોરો એક મહિલાની હત્યાનો આ રોગ હતો Central ના વકીલે બહુ અસરકારક બચાવ. કરેલ લોકોને જોઈને ચીરના સભ્યો પર સારી છાપ ઊભી કરે કરેલી પરંતુ પુરાવા જોતા ચેતન ગુનેગાર હતો તે વિશે કોઈ શંકા ન હતી અને સમગ્ર વાત માટે અભિપ્રાય આપ્યો અને ચીબરી એ ચેતનને ગુનેગાર ઠરાવ્યો અને પછી સજા કરી. નેહા સજા માન્ય રાખી શેનોટના વકીલે ચુકાદા વિરુદ્ધ અરજી કરે લી પણ તેને ફગાવી દેવામાં આવી શેના વડે ને પાછી આપવામાં આવી હું તમને બધાને કહેવા માગું છું કે આ બાબતમાં મારું હૃદય તદ્દન સાપ છે. મેં તો ફક્ત મારી ફરજ બજાવેલી છે. ને એ વ્યક્તિને સજા કરેલી જેણે હત્યા કરેલી તે સાબિત થઈ ગયું આમસ્ટ્રોંગ ને આ કેસ યાદ આવ્યું જેના ચુકાદા થી ઘણાને ભેગા હતા ત્યારે તેની સાથે સંકળાયેલા હતા આમસ્ટ્રોંગ દરમિયાન વાત કરેલી કે આરોપી ચેતન ચોક્કસ ગુનેગાર સાબિત થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી ક્યારની ફાંસીની સજા નું હજુ ચુકાદો આવેલો આમસ્ટ્રોંગ થોડા સમય બાદ ખબર પડેલી કે જજમરગને આરોપીના વિરુદ્ધમાં હતા અને એમણે જેવી નો અભિપ્રાય બદલી નાખેલો તે આ બધું કાયદા પ્રમાણે જ થયેલું તેમ છતાં અમુક લોકોને લાગેલું કે જજવર કરે. લેનારો કેસ હતો અંગત અદાવત હતી એટલે આમણે એને ફાંસીની સજા આપી. doctor આર્મસ્ટ્રોંગ ને આ બધું યાદ આવ્યું તેને આવું પૂછાય કે નહીં તેનો વિચાર કર્યા વિના જ વર્ગને કહ્યું તમારી પાસે case આવ્યો તે પહેલા તમે status ને ઓળખતા હતા. મોર્ગન અને આખેઆમ સ્ટોન સામે કહ્યું અને કહ્યું મારી પાસે case આવ્યો તે પહેલા હું કંઈ જાણતો ન હતો council મનમાં બોલ્યા જજ ખોટું બોલે છે મને ખબર છે કે ખોટું બોલે છે. દુખતા આ વાતમાં પોતાની કેફિયત આપી serial હતી શરીરને ઊંડા પાણીમાં તરવાની મનાઈ હતી છતાં એક દિવસ મારું ધ્યાન ન હતું તે દિવસ ધરતો ઉંડા પાણીમાં જતો રહ્યો. હું તરત એની પાછળ તરતા તરતા તરતા તરતા ગઈ પણ તેની પાસે સમય સર પહોંચી ન શકે એ બહુ દુઃખદ બનાવતો પણ એમાં મારો કંઈ વાંક ન હતો police ની તપાસમાં પણ હું નિર્દોષ સાબિત થઈ. થયેલી serial serial ના મધરની helmet બહુ સારા હતા તેમને પણ મારો દોસ્ત છે તેમના નતું કહ્યું તો પછી હવે શા માટે કહેવામાં આવે છે કે શરીરની હત્યા કરી આ બરાબર નથી જરા પણ યોગ્ય વેળા નું વાક્ય અધૂરું રહ્યું અને તે બંને હાથમાં રહેલી હાથમાં ચહેરો છુપાવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા general major છે તેનો ખભો થાપડીને કહ્યું બસ બસ રડવાનું નહીં આ કહેવા વાળો તો સાવ પાગલ છે એ જે કાંઈ કહે તે મને ચર્ચા થઈને કહ્યું હું તો માનુ છું કે આવા વાહિયાત કોઈ જવાબ જ ન આપવો જોઈએ છતાં મારે કહેવું જોઈએ કે આખરે રડવાનું રેડી જ માંડે એ વિશે કંઈ કહેવાય છે તે સાવ ખોટું છે જેમાં કાંઈ સત્ય નથી રીચમાંડ મારી જ battalion નો એનો એક officer જેને મેં દુશ્મનાની તપાસ કરવા મોકલેલો એક operation માં કમભાગ્યની આજ્ઞા થઇ યજમાન શ્રી ની મૃત્યુ થઈ તે સ્વાભાવિક છે મને એ વાત ની જરા પણ ગમતી નથી કે આમાં મારી પત્નીને બદનામ કરવામાં આવી હતી મારી પત્ની તો બહુ સારી છે આટલું બોલી general makeup બેસી ગયા અને ધ્રુસકા હાથે મુજને તાવ દેવા લાગ્યા એટલું બોલવાથી થાક લાગેલો હતો તે દેખાતું હતું હવે lomgarden નો વારો હતો એને વાત શરૂ કરી આની પહેલા એકવીસ માણસોની વાત master એ તેની વાત કાપીને પૂછ્યું આ એકવીસ માણસોની શું વાત છે એ વાત સાચી છે કે હું એકલો મૂકીને જતો રહેલો. તમે બધા જંગલમાં ભૂલા પડી ગયેલા હું અને બે સાથીદારો જેટલું ખાવાનું બચ્યું હતું. તે લઈ ભાગી ગયેલા અને પોતાની જાતને બચાવી એ પુન પહેલું કામ હોય ને જંગલમાં મેં કભી ગંભીર થઈને પૂછ્યું તમે તમારા માણસોને જંગલમાં મરવા માટે છોડી દીધા. લોબ ગાડે બેફીકરાઈથી જવાબ આપ્યો મેં કદાચ અયોગ્ય ન કર્યું પણ કદાચ સૌને બચાવવું એ માણસનો પહેલો ધર્મ ગણાય નહીં વળી African લોકોને મારવાનું નવાઈ ન હતી આપણા Europian લોકોને એની સાચવો જ હોય છે. ફેલાઈ મોઢા પર હાથ હટાવી ભયભીત આંખોમાં લંબગાડ સામે જોઈને પૂછ્યું સાચે જ તમે બધાને મરવા માટે છોડી દીધેલા લોંબાડે વેરાની સામે જોઈને કહ્યું સામે બધાને મળવા માટે છોડી દીધેલા.

જેમને મેં કેમરે જ પાછળ કચડી નાખેલા એ બહુ કમ નસીબ કમ નસીબ ઘટના હતી. જ્યોજ વગેરે ગતિ ખાવા માટે પૂછ્યું કમ નસીબ કોના માટે તમારા માટે કે બાળકો માટે એન્થની જવાબ આપ્યો કે હું એમ વિચારતો હતો કે મારા મારા માટે આ ઘટના કમ નસીબ હતી પરંતુ સાચો સાચું કહો છો સર એ બે બાળકો માટે આ ઘટના ખૂબ જ કમ નસીબ હતી જોકે એ અકસ્માત જ હતો બંને અચાનક ઘરમાંથી દોડીને સડક પર આવી ગયા અને મારી કાર નીચે કચડાઈ ગયા. મારું licence suspend થઈ ગયેલું તેને કારણે મને બહુ અગવડ પડેલી.

speed નો તો આ જમાનો છે સાહેબ જો કે England ના બધા રોડ સાવ બકવાસ છે. આવા road પર તરફે કાર ચલાવી અશક્ય છે.

શું? શું કરેલું સ્વીગી માંથી? હા, હા, હા, હા, હા. હા, હા નિકુલની birthday ગઈ anniversary હતી.

હા, ચાઇનિઝ ને પછી બર્ગર ને એવું બધુ હતું, પાંવ ભાજી ને કાંઈ જમવાનું હતું.

હા, સ્વીગી ની સર્વિસ સારી છે, ડિલિવરી પણ સારી આમ બઉ. હા. હા time, time to time થઈ જાય હાંચી વાત છે.

હા પછી આ પીઝ્ઝા વાળાં ની. હા ડોમીનોઝ, હા ડોમીનોઝ માંથી પીઝ્ઝા પણ મંગાવ્યા હતા. હમ્મ. હા હાથેજ આયવા બેવ. પછી. સારું છે પ્રોસેસિંગ બધાની સારી છે એમ, food delivery વાળાં.

હું. હું. હા ભૂલી નહિ જતાં, complete આપે.

હું. પછી એવું હોય તો હં, એવું હોય તો food delivery બંધ કરીશું હોટેલ માં મંગાવી લેશું જમવાનું.

કઈ? નાં નાં. આહા હા, કઈ? એકતા એક હાં એકતા એકતા. એકતા એક એકતા એકતા હશે. હં. ગુજરાતી, પંજાબી છે હા.

હુંમ, કઈક છાસ હોય, પાપડ હોય.

હા ત્યાં જમવા ગયાતાં સારું છે એનું બધુ ને એ બધુ. અને delivery ભી સારી છે. કોના જેવું? સ્વીગી જેવું આચ્છા.

અહંહંહંહં, કર્યોતો શાનો order કર્યોતો એણે?

હા કરાવેલો

હં એ તો હં પ્રોસેસિંગ હોય food delivery ઠંડુ થઈ ગયું ને એવું બધુ ખખડાવેલો હં.

હં. agency આપેલી હાંચી વાત. કરે કરે. એતો પછી બધુ જે બનાવે એનાં પર પણ depend હોય ને એમાં કઈ એમનો વાંક ના હોય ને.

હા ત્યાં એમનેજ complain કરવાની હોય ને. food હં,

હં, deliver કરવાનું home delivery નું. એવું ના કઈ, હા, office એવું નહિ એતો home delivery તો office હોય ગમે ત્યાં એ તો delivery કરે. હા હા, બદ્ બધેજ જગ્યા એ એવું જ હોય ને.

સાંચી વાત. કરી નાંખે. હુંમ. પછી,

હોવે રાત્રે એ તો આઇસ ક્રીમ ને એવું મંગાવ્યું હતું એ ને? હા હા હા BDM. હા. હા હા હા. હોવે હોવે. હા જતો હતો. હા હોટેલ નાખી છે ને એણે. એણે પણ હા એને પણ order આવે છે ને એને order, ઝોમેટો નું કર્યું છે? હં. હં. હં થેપલા છે ને હં, પછી વડા પાંવ છે ને બધુ સારું આવે છે. હં, હુંમ, હં પછી આ ઝોમેટો વાળાં ને પછી પેલાં પારસ ભાઈ જોડે છે સાઈ વાળાં મંચુરિયન છે, ચાઇનિજ છે, નૂડલ્સ છે, એમનું પણ સારું આવે છે. delivery પણ join કરી છે ને એમને? હં દરરોજ ને દરરોજ બધુ હં fresh હોય છે એમનું સારું. હુંમ. ઈ. હુંમ. હં પછી ખબર આપડે હં હં હં હં પછી આપડે દિલ્લી દરબાર માં ગ્યાતાં ખબર?